એમાં તમે જે પણ બાય કરો સેલ કરો બસ તમારે બીજા દિવસે આની કોઈ ચિંતા કરવાની નથી નવો દિવસ નવો દાવ એને કહેવાય ઇન્ટ્રા ડે સિમ્પલ માં કહી દીધું. ઇન્ટ્રાટેડ તમે કેસ માર્કેટમાં પણ કરી શકો એટલે અહીંયા રિલાયન્સ છે એટલે તમે બાય સેલ કરી શકો. ફ્યુચર માં પણ ઇન્ટ્રા ડે કરી શકો અનેઓપ્શન ટ્રેડિંગ આવે છે એમાં બી કરી શકો. એવું સમજાવીશ કે એમાં અલગ અલગ ડિફરન્સ શું છે. ઇન્ટ્રા ડે એટલે કોઈ પણ જાતની એવી ટ્રેડિંગ કે ભાઈ જે સવારે સ્ટાર્ટ થઈ જાય અને જ્યારે સ્ટોક માર્કેટ બંધ થાય ત્યારે તમે એક્ઝિટ થઈ જાઓ. નવો દિવસ નવી ગેમ.

ઘણા બધા લોકો જાણતા હશો વાયદા બધા હોય આપણે ગોલ્ડ માં હોય સિલ્વર માં હોય વાયદો કહેવાય. વાયદા બજાર ત્રણ ત્રણ મહિનાના ચાલતા હોય એટલે કઈ રીતે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે. તો ડિસેમ્બર મહિનાનો પ્રોબ્લેમ હોય જાન્યુઆરી નો લાઈવ હોય અને ફેબ્રુઆરી નો આ ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટ હોય. એમાં નાના લોકોનું કામ નથી વાયદા બજારમાં. જો હું તમને એક વસ્તુ સરસ બતાવો આમાં. અહીંયા રિલાયન્સ નો સ્ટોક છે. હું એને કેસ માર્કેટમાં બાય કરું ને આને. તો અહીંયા જો ક્વોન્ટિટી હું એક લખીશ. બરોબર ક્વોન્ટિટી દસ લખું અહીંયા સો લખો આવું થઈ શકે. પણ જો હું રિલાયન્સ નો ફ્યુચર લઉં ને, જો અહિયાં રિલાયન્સ નો ફ્યુચર એને હું બાય કરું ને. અહીંયા મિનિમમ ક્વોન્ટિટી અઢીસો ની આવે સો જો અઢીસો. એટલે એને લોટ કહેવાય. શું કહેવાય? લોટ. એટલે

યે રિલાયન્સ મિનિમમ ક્વોન્ટિટી બાય સેલ કરતી પણ લોટમાં એમાં નાના લોકોનું કામ નથી. તમે હવે વાયદા બજારમાં આવી ગયા. અને વાયદો વધારે આવે ત્યારે જ્યારથી હ્યુમન હિસ્ટ્રી હતી.

તો ખેડૂત લોકો પોતાનો ભાગ પ્રોડક્ટ કરવા માટે વેપારી સાથે વાયદામાં ઉતરતા હોય. શું એ આપણે શેરડીનો પાક પાંચ લાખનો તો થાય જ છે. તો અત્યારથી તમે એવો કે કોન્ટ્રાક્ટ કરી દો. કે આજથી છ મહિના પછી આ ભાગ મને ચાલ લાખ રૂપિયા નો મિનિમમ આપશો. વેપારીઓ એની સાથે વાયદામાં ઉતરતા હોય. વેપારીઓની અમુક નોલેજ હતો. તો બધાને એક વાયદો કરવો પડતો હોય છે. તમે વિચારો વાયદા બજારમાં એ એવું કરવા ના જાય કે કિલો શેરડી વેચવી છે. કે દસ કિલો વેચવી છે એવી ન હોય એમાં આખા ખેતરની વાત થતી હોય આખા પાક ની વાત. સો વાયદા બજાર ત્યાંથી આવેલું છે. પછી સ્ટોક માર્કેટ આવ્યું. મેં આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે આ એક્ઝામ્પલ કોઇ બી રિલેટ કરી શકે. આનાથી અઘરા એક્ઝામ્પલ લઈ શકાય. બરોબર આપણને ખબર છે કે ખેતી હોય અનસિટરિટી હોય આવું હ્યુમન હિસ્ટ્રી માં થતું હોય. અને વાયદા બજાર ફ્યુચર અને ઓપ્શન આવા કોન્ટેક્ટ થતા હોય અમુક ટાઈમે ફાર્મર હોય. તો પાક સારો હોય છે અને આ શાક મળવા જોતા હતા પણ ન મળ્યા કારણકે એને કોન્ટ્રાક્ટ કરી દીધો હતો. અમુક ટાઈમે પાક ખાલી ત્રણ લાખનો હોય. તો વેપારી નુકસાનમાં જશે તો આ રીતે નુકસાન ફાયદો નુકસાન ફાયદો થતા હોય અને આવા કોન્ટેક્ટ હોય. બરોબર છે તો એક એક્ઝામ્પલ આપ્યું કે વાયદા બજાર છે. વાયદા બજારમાં તમે નિફ્ટી અને બેંક નિફ્ટી બી તમે ટ્રેડ કરી શકો. એક ઇન્ડેક્સ છે નિફ્ટી બેન્કનો. અહીંયા હું તમને લઈ જાઉં. અહીંયા ફિચર્સમાં જુઓ નિફ્ટી ડિસેમ્બર નો કોન્ટેક્ટ છે. એટલે નિફ્ટી જે છે એ પચાસ સ્ટોક નું ગ્રુપ છે. એનો એક ઇન્ડેક્સ બનાવી દઈએ. તમારે એમાં ટ્રેડ કરવો છે તો તમે એવું વિચારતા હોય ને કે માર્કેટ સત્તર હજાર આઠસો છ છે. આઠસો છ છે મને લાગે છે કે, સત્તર હજાર નવસો એ જશે. તો તમે એમાં બી ટ્રેડ કરી શકો કે એસ માર્કેટમાં ટ્રેડ ન થાય કેસ માર્કેટમાં ખાલી સ્ટોકમાં જ ટ્રેડ થાય. પણ તમને એવું લાગતું હોય આપણે નિફ્ટી માં ટ્રેડ કરવું છે બે કે એમાં ટ્રેડ કરવું છે તો તમે બાય કરવું છે તો તમારે બાય કરવાનું છે ફ્યુચર એન્ડ ઓપ્શન માં આઈ શકો તો ફોર એક્ઝામ્પલ માની લો કે મારે ફ્યુચર માં જઈને નિફ્ટી નો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર મહિનામાં બાય કરવો છે. બરોબર અહીંયા બાય કરો છે. તો મારે એનું માર્જિન એક લાખ નું રૂપિયાનું માર્જિન જોશે વિશે હું તમને સમજાવીશ અને એવા પચાસ યુનિટ મિનિમમ લેવા પડે સમજાણું. એટલે વાયદા બધામાં થોડી વધારે કેપિટલ જોઈ, તેમાં રિસ્ક અને તે બધે આપણે સમજવો પડે એક્સપિરિયન્સ જોઈએ ડાયરેક્ટ આ રીતના ન કરાય. અને વાયદા બજારમાં આવું થાય કે તમે સવારે એન્ટ્રી લઈ અને બપોર સુધીમાં એન્ટ્રી કાપી નાખો તો પણ ચાલે ફ્યુચર ના ઓપ્શન માં. બરોબર છે તો તમારો રિસ્ક ઓછો પણ થઈ જાય ઘણીવાર કેપિટલ થી ઓછી જોઈએ તને ઓપ્શન ટ્રેડિંગ તો ઓપ્શન ટ્રેડિંગ મળશે મારો બે કલાકનો વિડીયો જોઈ લેજો બહુ સરસ છે. ઓપ્શન ટ્રેડિંગ ના એડવાન્સ વિડિયો બી આવશે એટલે કંટીન્યુ કરજો અહીંયા એક તમને ફટાફટ ઓપ્શન ટ્રેડિંગ નો નમુનો આપી દઉં. જો આપણે તમે રિલાયન્સમાં ટ્રેડ કરતા હોય ને તો રિલાયન્સ માં કેસમાં ઇન્ટ્રા ડે કરતા હોય કે રિલાયન્સ લઈ લો,

એ જ રીતે તમે તમે કરી ના શકો કાં તો તમે એમ કહેશો કે સ્ટોક ઉપર જશે કાં તો નીચે જશે તો તમે વાયદા વગર આવો તો તમે શું કરી શકો તો ભલે તમે રિલાયન્સમાં લોટ બાય કર્યો પણ તે ઉપર જશે કે નીચે જશે એ સિવાય બીજું કરી ન શકો. ઓપ્શન એટલા માટે આવ્યો, કે ઓપ્શન માં એટલા માટે આવ્યો કે ઓપ્શન્સમાં તમને એવું લાગે કે ભાઈ રિલાયન્સ એ એઈટી પર્સન્ટ ઉપર જશે ટ્વેન્ટી પર્સન્ટ ડાઉન બરોબર છે. એટલે આવી રીતના તમને એમ લાગે આવી રીતના નીચે ટ્વેન્ટી પર્સન્ટ જશે ઉપર એઈટી પર્સન્ટ ઉપર જશે બરોબર પછી તમને એવું લાગે કે રિલાયન્સ જમણી સાઈડ મુવમેન્ટ આપી શકે છે તો બી તમે ઓપ્શન માં ટ્રેડ કરી શકો. અને તમને એવું લાગે કે રિલાયન્સ છે ને, એ પચીસો થી છવ્વીસો થી રેંજમાં આંટા મારશે તો બી તમે ઓપ્શન્સમાં ટ્રેડ કરીને પૈસા કમાઈ શકો છો. એટલે ઓપ્શન્સ છે ને ઓપ્શન્સ તે અલગ અલગ, પોસિબિલિટી દર્શાવે છે કે તમે જે વિચારો ને તેમાંથી તમે પૈસા બનાવી શકો. આ બધું સંભાવના આ બધી સંભાવના એ ક્યારેય કેસ માર્કેટમાં,

ફિફ્ટી ફિફ્ટી, ફિફ્ટી સીકસીટી જે વિચારો એ એ ઓપ્શન માં કહી શકાય. બરોબર છે? એટલા માટે ઓપ્શનમાં બ્યુટીફૂલ વસ્તુ છે બહુ વધારે એનો ટ્રેન્ડ ચાલે છે અને અહીંયા હું જાવ અને અહીંયા હું ઓપ્શન ક્રેડિટ કરું અહીંયા, તો ઓપ્શન એ મળશે જો કે બેન્ક નિફ્ટી નો કોન્ટેક્ટ નિફ્ટીમાં કોલ લેવો છે પુટ લેવો છે. અહીંયા હું ક્લિક કરું કે ચલો મારે પુટ બાય કરવું છે તો એ પ્રમાણે મને અહીંયા એનું માર્જિન ને બધું અહીંયા જોવા મળશે. બરોબર છે. એટલે અત્યારે હું કોલ ફૂટના ને એમાં નથી જતો એ તમારે ઓપ્શન આખું શીખવું હોય ને જો હું તમને કહી દઉં. હમણાં જે વિડીયો લાઈવ કરેલો છે. અમ ઓપ્શન નો સંપૂર્ણ કોર્ષ

કેસર આ વિડીયો આપણે જોયા નથી. આ તમે શીખવેલું છે અને આને આજ ઓપ્શન ના એડવાન્સ કોર્સ આવશે. ઓપ્શન ની સ્ટેટસ તમે ટ્રેક કરશો તો તમને ખબર પડી જશે જેને સબસ્ક્રાઇબ કરી લેજો બરોબર. એટલે ઓપ્શન. આવે એટલે આપણી પાસે એક વસ્તુ આવી કે આપણે કેશ કેસમાં આપને ટ્રેડિંગ કરીએ અથવા તો આપણે ફ્યુચર માં કરીએ અથવા તો આપણે ઓપ્શન માં કર્યો આપણી પાસે અત્યારે ત્રણ મેઈન છે. આમાં એક વધુ વસ્તુ નીકળે છે જેને કહેવાય પોઝિશનલ ટ્રેડિંગ.

આપણને એવું લાગતું હોય કે આપણે એક દિવસમાં નથી કરવું આપણે વધારે ટાઈમ નથી. આપણને અત્યારે એવું લાગે કે રિલાઇન્સ અત્યારે પચ્ચીસો ચાલે છે. અત્યારે પચ્ચીસો બે નો ચાલે છે. અને આપણને એવું લાગશે કે વિધિન પંદર દિવસમાં કોઈ મોટી મુવમેન્ટ આવશે ને સત્તાવિસો માં થઈ જશે. તો તમે ફ્યુચર અથવા તો ઓપ્શન માં તમે એક મોટી પોઝીશન ટ્રેક માં લઈ શકો મંથલી કોન્ટ્રાક્ટ માં જઈને. કે હા ભાઈ ચલો આપણે રાહ જોઈશું આ ટ્રેક કેપિટલ માર્કેટ તો આપણને બસો રૂપિયાનો ફાયદો થઈ જશે આપણે રોજ રોજ માર્કેટ ટ્રેક નથી કરવું. અને આપણી પોઝીશન થી આપણે પૈસા કમાઈ જઈશ. ઘણી વખત તમે આમાં આવી રીતે ચાટ જોતા હોય કે ભાઈ બરોબર. અને તમને એવું લાગે હું આઈસીઆઈસીઆઈ બેન્કનો ચાર્ટ જોઉં છું

અને તમે પોઝિશનલ ટ્રેડિંગ કરી શકો. સો આઈ હોપ કે તમને બેઝિક બેઝિક ખ્યાલ આવી ગયો હશે. કે શું છે ઇન્ટ્રા ડે શું વાયદા બધા હોય શું કરવા ઓપ્શન ટ્રેડિંગ કરવામાં આવે છે? હવે આ ત્રણેયના

શું તમારે ઇન્ટ્રા ડે કરાય? શું તમારે પોઝિશનલ ટ્રેડિંગ કરાય? શું તમારે ગેસમાં ટ્રેડ કરાય? શું ફ્યુચર ટ્રેડિંગ તમારા માટે યોગ્ય છે? શું ઓપ્શન ટ્રેડિંગ તમારા માટે યોગ્ય છે? કયું ટ્રેડિંગ જો મારું માનવું એવું છે કે દરેક ટ્રેડર છે ને દરેક ટ્રેડર એની પર્સનાલિટી એ પર્સનાલિટી પ્રમાણે એને એનું ટ્રેડિંગ સિલેક્ટ કરવું જોઈએ. બરોબર છે તમે એક આપણે રૂટીન ત્રણ ભાષામાં એવું સમજવું. ઘણા લોકો ઘણા લોકોને અમુક બિઝનેસ માં ફાવટ હોય અથવા તો ફાવટ હોય બધાની પર્સનાલિટી અલગ અલગ હોય. તે પ્રમાણે મારું એવું માનવું છે કે બધા ટ્રેડરની પર્સનાલિટી છે. બરોબર છે તો એ પ્રમાણે તમારે ફિગર આઉટ કરવું પડે કે આપણે શેના માટે બનેલા છીએ ડાયરેક્ટ બીકસ કે ઘણા લોકો ઓપ્શન ટ્રેડિંગ કરે છે તો આપણે ઓપ્શન માં ઘૂસી ગયા. ઘણા લોકો નિફ્ટી બેંક નિફ્ટીમાં જમ્પ મારે છે તો આપણે ઘૂસી ગયા એવું ના હોય થોડું થોડું ફિગર આઉટ કરો તમારી જાતને ટેસ્ટ કરો અને સૌથી મોટી વસ્તુ અહીંયા હું તમને સમજાવું છું ધ્યાન રાખજો એએમટીસી. તમારે કયું ટ્રેડિંગ કરવું ને એનો એક ફોર્મ્યુલા હું આવી રીતના લોકોને સમજાવું છું. તમારી પાસે નોલેજ કેટલું છે?

તમારે મારી સેટ કેવું છે? તમારી પાસે ટાઈમ કેટલો છે મને તમારી કેપિટલ કેટલી છે? સમજાણું? માની લો કે કોઈ માણસ આવીને તમને એવું કહે છે મારે તો ફ્યુચર ટ્રેડિંગ કરવું છે. તો ફ્યુચર ટ્રેડિંગ માં આપણને ખબર છે કે રિલાયન્સ નો એક જ લોટ બસો પચાસની ક્વોન્ટિટી છે. તો વિચારો કે કેટલી કેપિટલ જોઈએ આ બધામાં? હવે આ માણસ પાસે કેપિટલ જ પચાસ હજાર રૂપિયા છે. તો આ માણસે ફ્યુચર ટ્રેડિંગ ન કરાય સિમ્પલ વસ્તુ છે. બરોબર છે તો આ માણસે ઓપ્શન ટ્રેડિંગ માં જતું રહેવું જોઈએ હવે કોઈ માણસ પાસે પાંચ લાખ રૂપિયા ની કેપિટલ છે. બરોબર છે હવે એની પાસે નોલેજ બી છે. એનું માઈન્ડ સેટ પણ સારું છે, એની પાસે કેપિટલ છે, પણ એ માણસ જોબ કરે છે, એને ટાઈમ નથી હોતો તો એ માણસે પોઝિશનલ ટ્રેડિંગ કરાય. પોઝિશનલ.

તો ભાય મેં તમને કીધું તો ખરા અપડે short and sweet જે કામ નું છે એનીજ ચર્ચા કરવાની છે તો સૌથી પેલા ધમાકેદાર પ્રશન થી શરૂવાત કરીએ અને અપડે કેસુ most imp પ્રશ્ન ગુજરાત નો બાવીસ માં સંસ્કૃતિક વન નું નામ શું છે વટેશ્વર વન, કુલિત વન, રામ વન, કે મારુતિ નંદન વન તો મિત્રો અમ જવાબ આવશે આપડો વટેશ્વર વટેશ્વર વન કયો જવાબ આવશે વટેશ્વર વન જે છે એ અપ્ડું બાવીશ મુ સંસ્કૃતિક વન છે આ most most most imp star લગાવી દેજો હજુ ભી કું છુ તો સૌથી પેલા પ્રશ્ન પુછાય કે તોત્તેર માં number નો રાષ્ટ્ર કક્ષા નો વનમહોત્સવ નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું જો આવો પ્રશ્ન exam માં પુછાય તો ધ્યાન રાખી લેજો એના વિશેય સુરેન્દ્રનગર જીલ્લા ની અંદર કય જગ્યા એ? તો સુરેન્દ્રનગર નગર ના જીલ્લા ના દૂધરેજ ખાતે અપડા

માં number સંસ્કૃતિક વન એટલે કે વટેશ્વર વન નું જે છે લોકાર્પણ કરવામાં આવ્યું છે તો અ બે બાબતો અપડે exam માટે જરૂરી છે એને મગજ માં અપડે fit કરીશું અને થોડીક extra detail સંદર્ભ માં gk સંદર્ભ માં વન મહોત્સવન ની ઉજવણી ના સંદર્ભ માં વાત કરીશું

નો પણ અમ ફાળો રહેલો છે એમને પણ વનમહોત્સવ ને એક અંદોલન નું સ્વરૂપ આપ્યું હતું શું આપ્યું હતું અંદોલન નું સ્વરૂપ આપેલું હતું વર્તમાન સમય ની વાત કરીશું તો વનમહોત્સવ નું આયોજન અપડા દેશ માં એક થી સાત જુલાય ના દરમિયાન સામાન્ય રીતે કરવામાં આવે છે તારીખો આગળ પાચલ હોઈ શકે છે એટલે બૌ બધું એવું ચર્ચા tension લેવાનું નય ત્યાર પછી વાત કરીશું અહિયાં કે સરસ મજા ની વાત જે મારે તમારી શમક્ષ મુકવી છે કે વનમહોત્સવ જે છે તો આમ તોત્તેર મો સાહેબ વનમહોત્સવ પરંતુ બાવીશ મો સંસ્કૃતિક વન એટલે પરીક્ષા માં પુછાય કે ક્યાં વન મહોત્સવ થી સંસ્કૃતિક વન જે છે એનું નિર્માણ કરવાની શરૂવાત કરવામાં આવી છે તો પંચાવન માં number ના વનમહોત્સવ ક્યાં વર્ષે તો બે હજાર ને ચાર માં પહેલા સંસ્કૃતિક વન નું નામ શું છે તો પુલિત વન છે કયું છે પુલિત વન છે કઈ જગ્યાએ ગાંધીનગર માં કય જગ્યાએ ગાંધીનગર માં અને અપડા દેશ નું પહેલો યાદ

બહાર કરવાની જે છે નવી શરૂવાત કરવામાં આવી ક્યાંથી છપ્પન માં વનમહોત્સવ થી ક્યાં બીજું એ દરમિયાન બીજ સંસ્કૃતિક વન નું જે છે લ્કાર્પણ કરવામાં આવ્યું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એને નામ આપવામાં આવ્યું માંગલ્ય વન કયું નામ આપવામાં આવ્યું માંગલ્ય વન કય જગ્યાએ સાયબ આ

પછી એક સરસ મજાનો પ્રશ્ન ધ્યાન થી સંભાળજ કે મુખ્ય મંત્રી ભૂપત પટેલ જી જે છે ક્યાં જીલ્લા ખાતે ઔધ્યોતિક ઉપયોગ માટે ભારત નું પ્રથમ સસ્ર્કારી deceleration નું plant ઉદ્ઘાટન કય્રુ અમદાવાદ, વડોદર, ભરૂચ, સાબરકાઠા, કયો જવાબ આવશે તોં આમજ મિત્રો જવાબ આવશે ભરૂચ જીલ્લા ખાતે કઈ જગ્યા ખાતે ભરૂચ જીલ્લા ખાતે જે છે આનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રશ્નો માટે મુક્યા છે પ્રશ્નો એટલા માટે મુક્યા છે કે અપ્દ્નને ખબર પડે કે પરીક્ષા માં કેવા રકારના પ્રશ્નો પુછાય શકે અને અપડે guess પણ કરી શકીએ અને પરીક્ષાનો માહોલ પણ ઉભો થાય તો ભારત નું પ્રથમ સરકારી deceleration plant માટે ભરૂચ ના દહેજ ખાતે અનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ underline કરી છે એના ઉપર જ focus કરવાનું છે આ અપડા key word છે અણી શમતા સો million liter પ્રતિ દિવસ છે mld million liter પ્રતિ દિવસ છે તો અપડે જે છે સીધી સીધી વાત જો અતો અપડે sortified તો કર્યું છે એમાં પણ તમારા ક્યાં ક્યાં key word છે એના ઉપર ભી અપડે જે છે underline છે જે decelenation એટલે કે સમુદ્ર નું જે ખરું પાણી છે એનું શુદ્ધિકરણ કરવું કરવું અને શુદ્ધિકરણ કરી શુદ્ધ પાણી લાવું ભય અજ્જ deceleration plant છે અનુ જે છે પાયો કોને નાખ્યો હતો તો વિજય રૂપની સાયબ એ જે છે વર્ષ બેહજાર ઓગણીસ માં નાખ્યો હતો અને અપડા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ જી અ એનું લોકાર્પણ કર્યું ઉદ્ઘાટન કર્યું ત્યારપછી એક સરસ મજા ની બાબત જે છે નવી યોજના છે એ એમને માત્રુ શક્તિ યોજના યોજના ના સંદર્ભ માં ધ્યાન રાખજો તમને બધાને ખબર છે સાગર ઓ તેમજ મહિલા ઓ ના પોષણ માટે જે છે બુજ સરકાર ધ્યાન આપી રહી છે અન સંદર્ભ મજ મહિલા અને બળ કલ્યાણ વિબ્ભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી માત્રુ શક્તિ યોજના જે છે એની શરૂવાત કરવામાં આવું છે નવીન યોજના જે છે પરિક્ષા માં પૂછવાના

એ ધ્યાન રાખજો ભય ધ્યાન રાખજો મહિલા ગર્ભધારણ કરે એના બસ્સો સિત્તેર દિવસ અને બાળક જન્મ થી બે વર્ષ સુધી એટલે કે સત્સોને તરસી દીવસ કુલ એક હજાર દિવસ નું લક્ષ્ય અણી અંદર નક્કી કરવામાં આવ્યું છે frist window of opportunity પણ કેવા માં આવે છે તો અને ધ્યાન રાખીને એક હજાર દિવસ માટે કૈક planning કરવામાં આવશે શું પોષણ ના સંદર્ભ માં ઓટ કુક આપવાની વાત છે કે ખાવા આપવાની વાત છે તો ધ્યાન રાખજો આ યોજના આ યોજના અંતર્ગ્રત લાભાર્થીને દર મહીને અન્ગન્વાડી મારફત થી બે kilo ચણા એક kilo તુવેરદાળ અને એક liter સિંગ તેલ યાદ રાખજો એક kilo તુવેર દલ અને એક liter સિંગતેલ તેલ જે છે એ distribute કરવામાં માં જે છે આવશે આ યોજના અતર્ગત એટલા માટે જે છે આ નવી યોજના ના છે પરિક્ષામ માં જે છે શું પુછાય શકે છે એના ઉપર અપડે focus કરી શકશું ત્યાર પછી જે છે પોષણ આ પરિક્ષા માં પુછાય ગયેલો પ્રશન છે પર્કીશા મ પુછાય ગયેલી યોજના છે અમ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે ધ્યાન રક્જો કે અપડા જે આદિજાતિ તાલુકાઓ છે ત્યાં ત્યાં અપડા જે મહિલા ઓ જે છે એમના સગર્બા મહિલા ઓને બાળકોને સ્કાસ્થા માટે પોષણ સુધ યોજના ચાલવામાં આવે છે તો એના માટે નિઆ યોજના છે જે શા માટે ચર્ચા માં છે કે હાવી અને expand કરવા માં આવી છે આ યોજના જે છે એ expand કરવામાં આવી છે શરૂવાત માં પાંચ જીલ્લા માં એટલે કે દાહોદ વલસાડ મહીસાગર છોટા ઉદયપુર અને નર્મદા ના જે છે દસ તાલુકા

એકસોને છ તાલુકા માં આ યોજના લાગુ કરવામાં આવી રહી છે પોષણ સુધા યોજના કઈ યોજના પોષણ સુધા યોજના એટલે આપડી exam માં અપડે ધ્યાન રાખી લેવાનું છે આમાં શું

વખતનું જે છે સંપૂર્ણ પોશાષણ ભોજન તેમજ iron calcium ગોળીઓ આપવામાં આવે છે અમ તમામ monitoring view ને એ બધું કરવામાં આવે છે પણ exam માટે જેટલું જરૂરી છે એને ધ્યાન માં રાખીશું ત્યારપછી ચર્ચા નો વિષય ગુજરાત પારસિક અને ગુજરાત ના current affairs

કુંધેલા આ કુંધેલા ક્યાં જીલ્લા માં આવેલું છે તો ભય વડોદરા જીલ્લા માં આવેલું છે ક્યાં કેન્દ્રિય વિશ્વા વિદ્યાલય ના જે પરિષદ ગુજરાત કેન્દ્રિય વિશ્વા વિશ્યાલય નો પરિષદ છે એનો કર્યો અને સાથે સાથે national academy of national Indian railways જેને નાયર કેવા આવે છે એક અનુ જે campus છે એની અંદરજ ગતિ સાચી વિશ્વા વિશ્યાલય જે છે એના ભવન ના

સંસ્થા એનું નામ બદલવા ની પણ પ્રથા યાદ રાખજો અનુ નામ બદલીને શું રાખવામાં આવશે તો ભારતીય સતી સકતી વિશ્વ વીસ=દ્યાલય કરવામાં આવશે કેન્દ્ર સરકાર એ આણી જાહેરાત કરી દીધી છે

આપવામાં આવશે વડોદરામાં વર્ષ બેહજાર અઢારમાં રાષ્ટ્રીય railway પરિવાન સંસ્થા ની સ્થાપના કરવામાં આવી હતી પરીક્ષામાં પ્રશ્ન પુછાય કે રાષ્ટ્રીય railway પરિવાન સંસ્થા ની સ્થાપનાવડોદરા ખાતે ક્યાં વર્ષ માં કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર ને અઢાર માં કરવામાં આવી હતી ત્યાર પછી આપડે આગળ વધીધું national academy of indian railwaygk નો પ્રશ્ન છે ધ્યાન થી સાંભળી લેજો

તરીકે ઓળખવામાં આવતું હતું એની સ્થાપના વર્ષ ઓગણીસો ને પંચ્યાશી માં transportation hall તરીકે કરવામાં આવી હતી જે ભારત ની જે છે railway માટે સર્વોચ તાલીમ સંસ્થા છે આ academy એકત્રીસ જનુંઅર્ય ને ઓગણીસો ને છે

ત્યાર પછી જે છે બૌ સરસ મજાની કે વાહનોના fitness જે છે testing માટેની નવી policy ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે કે public private partnership ના ઢોરને આ પ્રકાર ની policy જાહેર કરનાર ગુજરાત અખા દેશ નું જે છે રથમ રાજ્ય બન્યો છે કેવો કેવો રાજ્ય બન્યો છે પ્રથમ રાજ્ય બન્યો છે એટલા માટે આ ચર્ચા માં છે અને નવી policy જે છે અપડા દશ નું પ્રથમ રાજ્ય છે જેના માટે જો heavy goods vehicle જે છે અને heavy passenger vehicle માટે અ નવી policy policy એક april બે હજાર ને ત્રેવીસ થી ક્યાર થી પેલી april ત્રેવીસ થી અગું થશે જે medium માધ્યમ કક્ષા ના જે messenger light motor vehicle જે છે એની policy આ જે છે policy ક્યારથી લાગુ થશે પેલી june બે હજાર ને ચોવીસ થી શરુ થશે તો અનો સમય ગાળો યાદ ર્ખવાનો છે પરીક્ષા માં પ્રશન પુછાય આવી રીતે ક્યાર થી શરુ થશે clear એની પેલા આવશે light પછી આવશે ત્યાર પછી નો જે best project જે છે અણી અંદર દર છ મહીને renew કરવામાં આવશે agency ને નીમ્યુક્ત કરવામાં આવશે અને પછી સરસ મજાનો પ્રશ્ન આવી યો છે સત્તર માં શાળા મહોત્સવ યાદ રાખી લેજો બેહજાર બાવીશ માં શાળા પ્રવેશો ની વાત ક્યાં number નું સત્તર માં number નો છે પ્રારભ ક્યાં જીલ્લા ના વડગામ તાલુકા ની પૂર્ણ પ્રાથમિક શાળા થી અપડા મુખ્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો તો શાળા પ્રહોત્સવ કયો ભય સત્તર તાલુકો કયો તો વડગામ

પ્રાથમિક શાળા થી સત્તર માં number નું છે સાલા પ્રવેહ્સ સવ જે છે કરવામાં આવી જરા detail માં ધ્યાન થી જોઈશું સત્તર માં number નો શાળા પરવેશ્ત્સવ ની વાત કરીધું ભય june મહિનાની અંદર જે છે સુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય વ્યાપી અને રાજ્ય level ની વાત કરીશું તો બનાસકાઠા જીલ્લા ના વડગામ તાલુકા ની મેમતપુર ખાતે પ્રાથમિક શાળા છે સત્તર માં શાળા પરવેશ્ત્સવ અને સત્તર માં

સંદર્ભ માં most imp છે ધ્યાન રાખી લેજો most most most imp આ clear તો યા ગોળ મીંડું કરાવીને ધોરણ એક ના બાળકો ને છે gift બીફ્ત chocolate આપીને જે છે એમનો પ્રવેશ કરવામાં આવ્યો છે ભય તો વરસ ત્રણ થી આ શરૂ કરવામાં આવેલુ છે શાળા પ્રવેહ્સ સત્વ ની શરૂવાત ક્યાંથી થયેલી છે તો સાહેબ વર્ષ બેહજાર ને ત્રણ થી કરવામાં આવેલી છે આ બાબત અપડે યાદ રાખી લેવાની છે ત્યાર પછી સરસ મજાનો પ્રશ્ન છે કે ભય યોગ દિવસ બેહજાર બાવીશ તમને બધાને ખબર છે એકવીશ june ના રોજ ઉજવવા માં આવે છે my dear freinds પરંતુ રહ્ત્રીય કક્ષા નો કાર્યક્રમ ખાલી જગ્યાએ યોજાયો હતો યોગ દિવસ જે છે કાય જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું મોઢેરા સૂર્ય મંદિર, નર્મદા statue of unity, શિવરાજપુર beach, અમદાવાદ માં સબર્માઈ river front કયો જવાબ અમ સાચો આવશે મિત્રો તો અણી અંદર જવાબ સાચો આવશે અરે વા સાહેબ કયો આવશે અમદાવાદ માં જે સાબરમતી river front જે છે એ જવાબ આપડો સાચો આવશે ધ્યાનથી સંભાળજો તો યોગ દિવસ બેહજાર ને બાવીશ ની વાત કરીશું વિશ્વા યોગ દિવસ છવીશ june ના રોજ આ વખતે અણી theme હતી યોગ for humanity એટલે કે માનવતા માટે યોગ જે છે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ માં સાબરમતી river front ખાતે જે છે અબુ આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય level જે છે તેનું આયોજન માય્સુર ખાતે કરવામાં આવ્યું હતું ક્યાં કરવામાં આવ્ય હતું મહીસુર તો જેટલા પણ મિત્રો lecture જોઈ રહ્યા છે એ મને જરા કેજો કે માય્સુર જે છે એ કયા રાજ્ય માં આવેલું છે સુ એ કર્નાટક રાજ્ય માં છે, સુ એ તમિલનાડુ રાજ્ય માં છે, કય જગ્યા એ આવેલું છે જરા એ મને જે છે નીચે comment box જાણવાનું છે clear પંચોતેર વર્ષ આજ થી ઉજવણી કરતા હતા પંચોતેર iconic સ્થળો એ જે છે અનુ આયોજન કરવામાં આવું જેમાં iconic સ્થળ જેટલા પણ ત્યાં જે છે અનુ આયોજન કરવામાં આવ્યું ત્યાર પછી digital india કાર્યક્રમ ક્યારે શરુ થયો હતો સાયબ આ તો ગુજરાત નું current affairs નથી તો ચિંતા કરવાની જરૂર નથી કેમ છે આ પ્રશ્ન પચાય શકે છે એની સંભાવના છે તો જવાબ આવશે બેહજાર પંદર માં અણી શરૂવાત કરવામાં આવી છે અને સાથે હું ચર્ચા કરી રહ્યો ચુ કારણ કે digital india અભિયાન જે છે સાયબ clear digital india અભિયા જે છે એ પેલી જુલાય બે હજાર પંદર ના રોજ શરુ કરવામ આવ્યો હતો ક્યારે

આયોજન સાયબ અપડા ગાંધીનગર માં કરવામાં આવ્યો ક્યાં

clear તો આ જે છે જુલાય મહિના માં અનુ આયોજન કરવામાં આવ્યું મહાત્મા માં મહાત્મા મંદિર ખાતે ઘણી બધી જે છે અણી અંદર પહેલો launch કરવામાં આવી હતી total

capitalizing new india એટલે total સાત પહેલો આ દરિમયાન જે છે મિત્રો launch કરવામાં આવી હતી અને ત્યાર પછી બીજો પ્રશન આવી ગયો છે કે પોતાનું my government જે છે આ પ્રકારનું portal ધરાવતું રાજ્ય એટલે કે launch કરનાર ગુજરાત કયા number નું રાજ્ય બન્યું છે પંદર માં number નું, સોળ માં number નું, સત્તર માં number નું, અઠાર માં number નું તો આની અંદર જવાબ આવશે મિત્રો અઠાર માં number નું રાજ્ય બન્યું છે ક્યાં number નું અઠાર માં number નું રાજ્ય બન્યું છે ધ્યાનથી સંભાળજો તો ગુજરાત my goverment ગુજરાત આ નવું એક portal launch કરવા માં આવ્યું છે આ સાથે આ પ્રકારનું નું જે છે કાર્ય ક્રમ portal launch કરનાર ગુજરાત અઠાર માં portal launch નું રાજ્ય બની ચુક્યું છે my government portal જે છે ચાર મુખ્ય ઉદ્દેશ્ય સાથે launch કરવામાં આવ્યું છે સુ કરવામાં આવ્યું છે ચાર મુખ્ય ઉદ્દેશ્ય છે જેમાં વરસાદી પાણી બચવા અને પાણી બચવા માટે કરવા માટે ચર્ચા માં છે e governance દ્વારા જીવન જીવની સરળતા પર ચર્ચા કરવા માટે સ્વત્ચતા અભિયના માટે, મંડાણ અને digital સેવા હેતુ પર blog આ ચાર મુખ્ય ઉદ્દેશ્ય સાથે અને શરુ કરવામાં આવ્યું છે તો પરીક્ષામાં શું પુછાય શકે છે તો આ અઠાર મુ રાજ્ય બીજું શું પુછાય શકે છે ચાર મુખ્ય ઉદ્દેશ્ય બંને જગ્યા એ શું છે અપડે headlight કરી દીધી છે

ત્યાર પછી આ my government જે છે આ પ્રકારનું જે છે portal ની શરૂવાત આ બેહજાર ને ચૌદ માં છવીશ જુલાય બેહજાર ના રોજ પ્રધાન મંત્રી મોદી જી એ અણી શરૂવાત કરી હતી પેલા ભારત સરકારનું launch કરવામાં આવ્યું ધીરે ધીરે બધા રાજ્ય સરકાર જે છે adopt કટી જ્ઞ અને ગુજરાત સાથે હવે

જીતશે ગુજરાત જે છે tag line હતી આની અંદર મુખ્ય મંત્રી અનુ શુભારંભ કર્યું હતું અમદાવાદ ખાતે થી તો અમદાવાદ science city ખાતે થી દેશ ની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરુ quiz નો શુભારંભ કરાવ્યો હતો પંચોત્તેર દિવસ સુધી આનું આયોજન તાલુકા level એ જીલ્લા level એ રાજ્ય કક્ષાએ અનુ આયોજન કરવામાં આવ્યું

ના નવ થી બાર અને college તેમજ university કક્ષા ના અભ્યાસ કરતા વિશ્યારથી ઓ અણી અંદર ભાગ લહી રહ્યા હતા અમ જે ઇનામો હતા એ ઘણા બધા હતા freinds

શાળા કક્ષા નું પેલું દ્વિત્ય અને તૃતીય જે હતો mega quiz માં તો એના માટે ત્રણ લાખ બે લાખ અને એક લાખ હતું તો પાંચ ત્રણ અને દોઢ યા પાચ બે અને એક છે ત્યાર પછી ગુજરાત નું સૌપ્રથમ waste to energy plant જે છે એ ક્યાં જીલ્લા માં સ્થાપના કરવામાં આવી છે તો અણી સ્થાપના જામનગર જીલ્લા માં કરવામાં આવી છે કઈ જગ્યા એ જામનગર ખાતે કરવામાં આવી છે તો ગુજરાત નો સૌપ્રથમ waste to energy plant જે છે જામનગર ખાતે આ યાદ રાખજો bpp public private partnership ના દ્વારા કરવામાં આવ્યો છે જ્યાં પચાસ metric tan ની capacity ધરાવે છે આ metric tan ની યાદ રાખો ચાલશે પણ આ યાદ રાખજો સાત point પાંચ mega watt વીજળી ઉત્પન કરશે અન દ્વારા એટલી વીજળી ઉત્પન્ન એટલું

તરીકે ઓળખીએ છીએ સૌરાષ્ટ્ર નો ખુબ મહત્વ પૂર્ણ જીલ્લો છે એના સંદર્ભ માં પછી આવી ગયું છે કે ઉત્તર ગુજરાત માં સૌ પ્રથમ વાર scientific expo નું આયોજન ક્યાં કર કરવામાં આવ્યું છે બનાસઠા, સાબરકાઠા, અરવલ્લી કે મહેસાણા તો આની અંદર જવાબ આવશે મહેસાણા કય જગ્યા એ મહેસાણા

માંથી બીજું કયજ exam માટે યાદ રાખવાનું નથી અત્યારે આપડી જે exam છે junior clerk માટે એટલું યાદ રાખવાનું છે ત્યાર પછી આ સરસ મજા નો પ્રશન છે જરા અને star લગાવજો

નું e launching science city ખાતે થી કરવામાં આવ્યું માનવ ગરિમા, શીક્ષાણ ગરિમા,

સૌ પ્રથમ વાર education quality અને monitoring cell એટલે ગરિમા cell જે છે અનુ ઉદ્ઘાટન કરવા માં આવ્યું છે અને ગરિમા નું પૂર્ણ નામ પણ જાની લ્યો એટલે કે ગુજરાત agridetail

રી માં અનુ પૂર્ણ નામ પરીક્ષામાં પુછાય છે એટલે ધ્યાન માં રાખી લેજો આ પ્રકારના પ્રશ્નો અનુ મુખ્ય મથક iite indian institute of teachers અને education ખાતે કાર્ય રદ રહેશે તો એટલી બાબત આપડી કામ માટે જરૂરી છે જે અપડે અને ધ્યાન માં લેવાની છે અને star લાગવાનું છે શું લાગવાનું છે star

માંથી એક અપ્ડું અમદાવાદ માત્ર અમદાવાદ ની પણ કેરલ નો પણ શમાવેશ કરવામાં આવ્યો હતો પેલા તો ધ્યાન રાખજો વિશ ના પચાસ સ્થળો કોના દ્વારા time magazine એવું કોઈ magazine નથી સસ્તું magazine નથી આ શું છે

time magazine ની વાત કરીશું તો સૌ પ્રથમ વખત ઓગણીસો ને ત્રેવીસ માં

ત્યાર પછી ગુજરાત રાજ્ય નું જે પશુ પાલન વિભાગ છે મિત્રો એ

ત્યાર પછી next question તમારી screen પર છે બૌ સરસ મજા નો પ્રશન છે ધ્યાનથી સંભાળજો હાલ માં એક નવી જે છે railway line ને મંજુરી આપવા માં આવી છે જે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન બંને ને connect કરશે અને ત્યાં ને જે ધાર્મિક સ્થળો છે એને જોડે લઈને ચાલશે તો ગુજરાત